પર્લ ઓવરવ્યૂ પર્લ ઓવરવ્યુ અને ઇન્સ્ટોલેશન ઓએફ પર્લ પર્લનું સંસ્થાપન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં હું તમને આપેલ મારફતે લઇ જઈશ પર્લ ઓવરવ્યૂ પર્લ ઓવરવ્યુ જે સાથે ઉબુન્ટુ લીનક્સ તથા વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર પર્લ સંસ્થાપિત કરવાનાં પગલાઓ પણ દર્શાવ્યા છે
આ ટ્યુટોરીયલ માટે તમે ઇન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ
તેમજ તમારી પાસે ઉબુન્ટુ લીનક્સ અને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ હોવી જોઈએ
ડેમોનસ્ટ્રેશન હેતુસર હું ઉબુન્ટુ લીનક્સ 1204 અને વિન્ડોવ્ઝ 7 ઓપરેટીંગ સીસ્ટમ વાપરીશ
ઉબુન્ટુ લીનક્સ પર સંસ્થાપન માટે તમારી પાસે તમારી સીસ્ટમ પર સિનેપ્ટિક પેકેજ મેનેજર સિનેપ્ટિક પેકેજ મેનેજર સંસ્થાપિત હોવું જરૂરી છે
તમારી પાસે એડ્મીનીસ્ટ્રેટર સંબંધી અધિકારો હોવા જોઈએ
અને તે સાથે જ તમને ઉબુન્ટુમાં ટર્મિનલ ટર્મિનલ અને સિનેપ્ટિક પેકેજ મેનેજર સિનેપ્ટિક પેકેજ મેનેજર વાપરવાની સામાન્ય જાણકારી હોવી જોઈએ
જો નથી તો કૃપા કરી સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર ઉપલબ્ધ લીનક્સ શ્રુંખલાનો સંદર્ભ લો
ચાલો હું તમને પર્લ પર્લ લેંગવેજની એક ઝાંખી બતાવું
પર્લ એક ટૂંક શબ્દ છે જેનો અર્થ છે પ્રેક્ટિકલ એક્સટ્રેક્શન પ્રેક્ટીકલ એક્સટ્રેક્શન અને રિપોર્ટિંગ લેન્ગ્વેજ રીપોર્ટીંગ લેંગવેજ
આ એક સામાન્ય હેતુસર વપરાતી પ્રોગ્રામિંગ લેંગવેજ છે
આ મૂળરીતે ટેક્સ્ટ મેનિપ્યુલેશન ટેક્સ્ટ મેનીપ્યુલેશન માટે વિકસિત કરવામાં આવી હતી
અત્યારે આને વેબ ડેવલપમેન્ટ નેટવર્ક પ્રોગ્રામિંગ ગુઈ ડેવલપમેન્ટ વેબ ડેવલપમેંટ નેટવર્ક પ્રોગ્રામિંગ ગુઈ ડેવલપમેંટ વગેરે જેવા કાર્યો માટે ઉપયોગમાં લેવાય છે
આ સરળ અને સમજવામાં અત્યંત સહેંલી છે
તેમાં કોઈપણ જટિલ દાતા સ્ટ્રકચર્સ ડેટા સ્ટ્રક્ચરો નથી જેવા કે સી અથવા જાવા માં આવેલ છે
આ મુખ્યત્વે પેટર્ન મેચિંગ પેટર્ન મેચિંગ માટે જાણીતી છે
અને સૌથી અગત્ય પર્લ એક મુક્ત સ્ત્રોત લેંગવેજ છે
ઉબુન્ટુ લીનક્સ 1204 ઓએસ પર પર્લ પૂર્વ લોડ થયેલ આવે છે
સંસ્થાપન માટે કોઈ ચોક્કસ પ્રક્રિયા અનુસરવાની જરૂર નથી
ચાલો ઉબુન્ટુ 1204 પર સંસ્થાપિત થયેલ પર્લની આવૃત્તિ તપાસ કરીએ
તમારા કીબોર્ડ પર ctrl alt ટી એકસાથે દાબીને ટર્મિનલ ખોલો
ત્યારબાદ ટાઈપ કરો પર્લ હાયફેન વી અને પછી ENTER દબાવો
તમને અહીં ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે આઉટપુટ મળશે
આ આઉટપુટ આપણને વર્તમાન સંસ્થાપિત પર્લની આવૃત્તિ બતાવે છે
મારા કિસ્સામાં તે પર્લ 5142 છે
ચાલો ઉબુન્ટુ 1204 પર ઉપલબ્ધ મૂળભૂત પર્લ પેકેજીસ પર્લ પેકેજો તપાસ કરીએ
લોન્ચર બાર લોન્ચર બાર પર જાવ અને દશ હોમ ડેશ હોમ પર ક્લિક કરો
સર્ચ બાર સર્ચ બાર માં ટાઈપ કરો સિનેપ્ટિક
સિનેપ્ટિક પેકેજ મેનેજર સીનેપ્ટિક પેકેજ મેનેજર આઇકોન દૃશ્યમાન થશે
તેના પર ક્લિક કરો
ઓથેન્ટિકેશન ઓથેન્ટીકેશન હેતુસર તમને તમારા એડમિન એડમીન પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરવામાં આવશે
તમારો એડમિન એડમીન પાસવર્ડ દાખલ કરો અને ઓથેન્ટિકેટ પર ક્લિક કરો
તરતજ સિનેપ્ટિક પેકેજ મેનેજર સીનેપ્ટિક પેકેજ મેનેજર પેકેજની યાદી લોડ કરશે
તમારા ઈન્ટરનેટ અને સીસ્ટમની ગતિ પર આધાર રાખતા તે અમુક સમય લઇ શકે છે
લોડ થયા બાદ ક્વિક ફિલ્ટર ક્વિક ફીલ્ટર માં પર્લ ટાઈપ કરો
તમને પેકેજોની એક યાદી દેખાશે
પર્લ પેકેજ પર્લ પેકેજ પહેલા આવેલ લીલા રંગથી ઘટ્ટ ભરેલ ચેક બોક્સ દર્શાવે છે કે સંસ્થાપન પહેલાથી થઇ ગયું છે
જ્યારે કે સ્ટાર ચિન્હવાળા ચેકબોક્સો દર્શાવે છે કે તમને આ પેકેજોની પણ જરૂર પડી શકે છે
આ તમને ડોક્યુંમેંટ બનાવવામાં કે પર્લ સ્ક્રીપ્ટને ડીબગ કરવામાં મદદ કરશે
તમારા પર્લનાં ભવિષ્યના ઉપયોગ પર આધાર રાખીને બચેલ કોઈપણ પેકેજો સંસ્થાપિત કરો
ચાલો હવે પર્લને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર સંસ્થાપિત કરવાનાં પગલાઓ મારફતે જઈએ
પર્લ ટ્યુટોરીયલો રેકોર્ડ કરતી વખતે વિન્ડોવ્ઝમાં આવૃત્તિ 5142 ઉપલબ્ધ હતી
અત્યારે અહીં નવી પર્લ આવૃત્તિ ઉપલબ્ધ છે
હું નવી પર્લ આવૃત્તિ 5163 નો ઉપયોગ કરીને સંસ્થાપન ડેમોનસ્ટ્રેટ કરીશ
ટ્યુટોરીયલોમાં દર્શાવેલ તમામ પર્લ કમાંડો નવી આવૃત્તિમાં પણ વ્યવસ્થિત કામ કરશે
વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સીસ્ટમ પર બ્રાઉઝર ખોલો
અને એડ્રેસ બાર એડ્રેસ બાર માં બતાવ્યા પ્રમાણે યુઆરએલ યુઆરએલ ટાઈપ કરો
તમને પર્લનાં ડાઉનલોડ પુષ્ઠ પર મોકલવામાં આવશે
તમારી સિસ્ટમ સ્પેસિફિકેશન્સ સીસ્ટમ સ્પેસીફીકેશન મુજબ ડાઉનલોડ વર્ઝન ડાઉનલોડ આવૃત્તિ પસંદ કરો
મારા કિસ્સામાં આ પર્લની 32 બીટ 32 બીટ આવૃત્તિ રહેશે
તમારા કોમપ્યુટર પર તમારી પસંદનાં સ્થાને પર્લ એમએસઆઇ ફાઇલ પર્લ એમએસઆઈ ફાઈલ સંગ્રહો
મેં તેને પહેલાથી જ મારી મશીન પર સંગ્રહી છે
તમે જ્યાં પર્લ એમએસઆઇ પર્લ એમએસઆઈ ફાઈલ ડાઉનલોડ કરી છે તે ફોલ્ડર ખોલો અને તેના પર બમણું ક્લિક કરો
ત્યારબાદ પોપ અપ વિન્ડોમાં રન રન પર ક્લિક કરો
નેક્સ્ટ ઇન થે સેટઅપ વિઝાર્ડ વિન્ડો પર ક્લિક કરો
લાઇસેન્સ એગ્રીમેન્ટ લાઇસંસ એગ્રીમેંટ પ્રોમ્પ્ટ થવા પર એક્સેપ્ટ એક્સેપ્ટ કરો અને પછી નેક્સ્ટ નેક્સ્ટ પર ક્લિક કરો
હવે કસ્ટમ સેટઅપ કસ્ટમ સેટઅપ વિન્ડો દૃશ્યમાન થશે
આ વિન્ડો સંસ્થાપિત કરવા જોઈતા તમામ પર્લ ફીચરોની યાદી દર્શાવે છે
આ છે પર્લ પર્લ પીપીએમ યુટિલ્ટી પીપીએમ યુટીલીટી જેનો ઉપયોગ વિન્ડોવ્ઝમાં પર્લ મોડ્યુલ્સ પર્લ મોડ્યુલો ડાઉનલોડ તથા સંસ્થાપિત કરવા માટે થાય છે
ડોક્યુમેન્ટેશન ડોક્યુંમેંટેશન જે કે પર્લ મોડ્યુલ્સ પર્લ મોડ્યુલો માટે દસ્તાવેજીકરણ પ્રદાન કરે છે
અને પર્લનાં ઉદાહરણો
આ ડિફોલ્ટ ફીચર્સ મૂળભૂત ફીચરો રાખો અને નેક્સ્ટ પર ક્લિક કરો
એન્વાયર્નમેન્ટલ વેરિએબલ એનવાર્યનમેન્ટલ વેરીએબલ અને ફાઇલ એક્સટેન્શન ફાઈલ એક્સટેન્શન સુયોજિત કરવા માટે એક પોપ અપ વિન્ડો દ્રશ્યમાન થશે
અહીં દર્શાવ્યા પ્રમાણે ચેકબોક્સને ચેક રહેવા દો
નેક્સ્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ ઇન્સ્ટોલ
આનાથી પર્લ નું સંસ્થાપન શરૂ થશે
તમારી ઈન્ટરનેટની ગતિ પર આધાર રાખતા આ અમુક સમય લઇ શકે છે
પૂર્ણ થયા પછીથી ડિસ્પ્લે રિલીઝ નોટ ડિસપ્લે રીલીઝ નોટ ચેકબોક્સને અનચેક કરો અને ત્યારબાદ ફિનિશ પર ક્લિક કરો
આનાથી વિન્ડોવ્ઝ પર પર્લનું સંસ્થાપન પૂર્ણ થાય છે
હવે ચાલો સંસ્થાપન ચકાસીએ
સ્ટાર્ટ મેનુમાં જાવ અને કમાંડ પ્રોમ્પ્ટ ખોલવા માટે સીએમડી ટાઈપ કરો
કમાંડ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો પર્લ સ્પેસ હાયફેન વી અને ENTER દબાવો
તમને પર્લની સંસ્થાપિત થયેલ આવૃત્તિ દેખાશે
જો આવૃત્તિ ન દેખાય તો ઉપર આપેલા સંસ્થાપનનાં પગલાઓ ફરીથી દોહરાવો
હવે ચાલો સાદું હેલ્લો પર્લ પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
આ ફાઈલ તમને પ્લેયરની નીચે કોડ ફાઈલનાં લીંકમાં આવેલ આ ટ્યુટોરીયલ સાથે આપવામાં આવી છે
કૃપા કરી આ ફાઈલને ડાઉનલોડ કરીને ઉપયોગ કરો
મેં આ ફાઈલને મારી સીસ્ટમ પર usersAmol ડિરેક્ટરીમાં સંગ્રહી હતી
તો ચાલો ત્યાં જઈએ
પછી પર્લ sampleprogramપીએલ ટાઈપ કરો અને Enter દબાવો
દર્શાવ્યા પ્રમાણે કમાંડ પ્રોમ્પ્ટ પર હેલ્લો પર્લ દ્રશ્યમાન થશે
ચાલો સારાંશ લઈએ
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા છીએ પર્લનું ઓવરવ્યૂ ઓવરવ્યુ અને ઉબુન્ટુ લીનક્સ 1204 તથા વિન્ડોવ્ઝ 7 માટે પર્લ સંસ્થાપિત કરવાની સૂચનાઓ
નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
httpspoken tutorialorgNMEICT Intro આશા રાખું છું કે તમે આ પર્લ ટ્યુટોરીયલની મજા માણી હશે
આઇઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું
જોડાવાબદ્દલ આભાર